મોઝીલા ફાયરફોક્સ ના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું160 જનરલ પ્રેફરન્સ સુયોજિત કરવું પ્રાઇવસી પ્રેફરન્સ સુયોજિત કરવું
આ ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ 1004 પર ફાયરફોક્સ આવૃત્તિ 70 વાપરી રહ્યા છીએ
મોઝીલા ફાયરફોક્સ અંદર પેરેફરન્સ આપણને સરળતા સાથે પુનરાવર્તિત ક્રિયાઓ કરવા માટે પરવાનગી આપે છે
વિન્ડોઝ વપરાશકર્તાઓ માટે આ લક્ષણને ઓપ્શન્સ કહેવામાં આવે છે
ઉદાહરણ તરીકે આપણે આપણા હોમપેજ તરીકે આપણું ઈમેઈલ પ્રવેશ પૃષ્ઠ સુયોજિત કરવા ઈચ્છીએ છીએ
તો આપણે એડિટ અને પ્રેફરન્સ પર ક્લિક કરીશું
વિન્ડોઝ વપરાશકર્તાઓ ટૂલ્સ અને ઓપ્શન્સ ઉપર ક્લિક કરો
પ્રેફરન્સ અથવા ઓપ્શન્સ સંવાદ બોક્સ ખુલે છે
સંવાદ બોક્સની ટોચ ઉપર ઘણા ટેબો છે
દરેકનું એક અલગ કાર્ય છે
જનરલ તકતી સામાન્ય રીતે વપરાતા સુયોજનો સંબંધિત પ્રેફરન્સ સમાવે છે જેવા કે ફાયરફોક્સનું હોમપેજ સુયોજિત કરવું ફાઈલ ડાઉનલોડનું સ્થાન સુયોજિત કરવું
ચાલો શીખીએ આપણું મૂળભૂત હોમ પેજ તરીકે જીમેઇલ કેવી રીતે સુયોજિત કરવું
સ્ટાર્ટ યુપી હેઠળWhen ફાયરફોક્સ સ્ટાર્ટ્સ ડ્રોપ ડાઉન મેનુમાં શો માય હોમ પેજ પસંદ કરો
મૂળભૂત રીતે હોમ પેજ ફિલ્ડ મોઝિલ્લા ફાયરફોક્સ સ્ટાર્ટ પેજ દ્વારા સુયોજિત થયેલ છે
હોમ પેજ ફિલ્ડ ઉપર ક્લિક કરો અને wwwgmailcom લખો
સંવાદ બૉક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો
આપણા સુયોજનો આપોઆપ સંગ્રહાશે
હવે આ ફાયરફોક્સ વિન્ડો બંધ કરો
અને નવી ફાયરફોક્સ વિન્ડો ખોલો
તમને જોશો કે જીમેઇલ પ્રવેશ પૃષ્ઠ હોમપેજ છે
આગળ ચાલો જોઈએ કે મોઝીલા ફાયરફોક્સ ડાઉનલોડ કેવી રીતે સંભાળે છે
એડિટ અને પ્રેફરન્સ પર ક્લિક કરો
અગાઉ પ્રમાણે વિન્ડોઝ વપરાશકર્તાઓ ટૂલ્સ અને ઓપ્શન્સ પર ક્લિક કરો
જનરલ ટેબ પર ક્લિક કરો
ડાઉનલોડ્સ વિકલ્પમાં શો થે ડાઉનલોડ્સ વિન્ડો વ્હેન ડાઉનલોડિંગ એ ફાઇલ ચેક બોક્સને ચેક કરો
હવે રેડિયો બટન સવે ફાઇલ્સ ટીઓ ને ચેક કરો
બ્રાઉઝ બટન પર ક્લિક કરો અને મૂળભૂત ફોલ્ડરને ડેસ્કટોપ દ્વારા બદલો
સંવાદ બૉક્સમાં બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો
આગાઉ પ્રમાણે આપણા સુયોજનો આપોઆપ સંગ્રહવામાં આવશે
બ્રાઉઝર સર્ચ બારમાં ફ્લાવર્સ લખો અને જમણી બાજુએ મેગ્નિફાઇંગ લેન્સ પર ક્લિક કરો
પ્રથમ શોધ પરિણામ જે દેખાય છે તે પર જમણું ક્લિક કરો
અને સવે લિંક એએસ પર ક્લિક કરો
નોંધ લો કે મૂળભૂત રીતે લીંક ડેસ્કટોપ ઉપર ડાઉનલોડ કરવામાં આવશે
સવે પર ક્લિક કરો અને ફાઈલ ડેસ્કટોપ પર સંગ્રહવામાં આવશે
ટેબ્સ તકતી તેબ્ડ બ્રાઉઝિંગ લક્ષણને સંબંધિત પ્રેફરન્સ સમાવે છે
કન્ટેન્ટ પેનલ વેબસાઇટ્સ કેવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે તે સંબંધિત પ્રેફરન્સ સમાવે છે
એપ્લિકેશન્સ તકતી મોઝીલા ફાયરફોક્સએ વિવિધ પ્રકારની ફાઈલો કેવી રીતે સંભાળવી જોઈએ તે નક્કી કરે છે
તે પીડીએફ ડોક્યુમેન્ટ અથવા ઓડિયો ફાઈલ હોઈ શકે છે
અસાઇનમેન્ટ તરીકે આ ટેબો અને વિકલ્પો નું સંશોધન કરો
પ્રાઇવસી તકતી તમારી વેબ ગોપનીયતા સંબંધિત પ્રેફરન્સ સમાવે છે
ટ્રેકિંગ હેઠળ ચાલો ટેલ વેબ સાઇટ્સ આઇ ડીઓ નોટ વાન્ટ ટીઓ બે ટ્રેક્ડ ને ચેક કરીએ
આ વિકલ્પ પસંદ કરવાથી તમારી વેબસાઇટ્સ તમારા બ્રાઉઝિંગ વર્તન વિશે માહિતી સંગ્રહવાનું બંધ કરશે
હિસ્ટોરી હેઠળ વિવિધ વિકલ્પો છે
ફાયરફોક્સ વિલ ફિલ્ડમાં નેવર રિમેમ્બર હિસ્ટોરી પસંદ કરો
આ વિકલ્પ સક્રિય કરવાનો અર્થ એ થાય છે કે તમારા બ્રાઉઝિંગનો ઇતિહાસ તમારા કમ્પ્યુટર માં જાળવાવામાં ન આવશે
જો આપણે ક્લિયર અલ્લ કરન્ટ હિસ્ટોરી પર ક્લિક કરીએ તો તમામ બ્રાઉઝિંગ ઇતિહાસ જે તમારા કમ્પ્યુટર પર સંગ્રહિત હતો તે રદ કરવામાં આવશે
લોકેશન બાર ઉપર આવતા વ્હેન યુઝિંગ થે લોકેશન બાર suggest ફિલ્ડમાં ડ્રોપ ડાઉન ખોલો અને નોથિંગ પસંદ કરો
આ કરવાથી જ્યારે તમે અડ્રેસ બારમાં એક નવું યુઆરએલ દાખલ કરશો ત્યારે તમને સૂચનો પૂછવામાં ન આવશે
સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો
તમારી પ્રાઇવસી હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે
સિક્યુરિટી તકતી તમારી વેબ બ્રાઉઝિંગ સુરક્ષિત રાખવા માટે સંબંધિત પ્રેફરન્સ સમાવે છે
સિન્ક તકતી ફાયરફોક્સ સિન્ક એકાઉન્ટ સુયોજિત અથવા વ્યવ્સ્થિત કરે છે
ફાયરફોક્સ સિન્ક વિવિધ ઉપકરણો તરફ આપણા ઇતિહાસ બુકમાર્ક્સ અને પાસવર્ડો વાપરવા માટેની પરવાનગી આપે છે
એડવાન્સ્ડ તકતી કેટલાક મહત્વપૂર્ણ ફાયરફોકસ સુયોજનો સમાવે છે
તેની પાસે ફાયરફોક્સનું વર્તણૂક નિયંત્રિત કરવા માટે બ્રાઉઝિંગ અને સિસ્ટમના મૂળભૂત સુયોજનો છે
આપણે જે રીતે ફાયરફોક્સ નેટવર્ક વિકલ્પની મદદથી ઇન્ટરનેટ સાથે જોડાય છે તે પણ રૂપરેખાંકિત કરી શકીએ છીએ
નેટવર્ક ટેબમાં કનેક્શન્સ હેઠળ સેટિંગ્સ બટન પર ક્લિક કરો
આ કનેક્શન સેટિંગ્સ સંવાદ બોક્સ ખોલે છે
અહીં તમે પ્રોક્સીઓ રૂપરેખાંકિત કરી શકો છો
પ્રોક્સીઓ પ્રદર્શન સુધારવા માટે અને વધુ સારી સુરક્ષા પૂરી પાડવા માટે વપરાય છે
મૂળભૂત રીતે યુએસઇ સિસ્ટમ પ્રોક્સી સેટિંગ્સ રેડિયો બટન પસંદ થયેલ છે
આ વિકલ્પ તમારી ઓપરેટિંગ સિસ્ટમ માટે રૂપરેખાંકિત થયેલ સુયોજનો વાપરે છે
પ્રોક્સી સુયોજનો જાતે દાખલ કરવા માટે મેન્યુઅલ પ્રોક્સી કોન્ફિગરેશન રેડિયો બટન પર ક્લિક કરો
તમે હવે આ ફીલ્ડો માં પ્રોક્સી સુયોજનો દાખલ કરી શકો છો
કનેક્શન સેટિંગ્સ સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો
પ્રેફરન્સ અથવા ઓપ્શન્સ ડાયલોગ બોક્સ સંવાદ બોક્સ બંધ કરવા માટે ફરીથી ક્લોઝ બટન પર ક્લિક કરો
તમારી સુયોજનો આપોઆપ સંગ્રહવામાં આવશે
અંતે આપણે એડવાન્સ્ડ તકતીમાં અપડેટ ટેબની મદદથી ફાયરફોક્સમાં સુધારાઓ કરી શકીએ છીએ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા160 જનરલ પ્રેફરન્સ સુયોજિત કરવું પ્રાઇવસી પ્રેફરન્સ સુયોજિત કરવું
આ ક્મ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો
નવી બ્રાઉઝર વિન્ડો ખોલો
તમારું હોમ પેજ spoken tutorialઓર્ગ દ્વારા બદલો
તમારું મૂળભૂત ડાઉનલોડ સ્થાન હોમ ફોલ્ડર દ્વારા બદલો અને તમારું વ્હેન યુઝિંગ થે લોકેશન બાર suggest સુયોજન હિસ્ટોરી એન્ડ બુકમાર્ક્સ દ્વારા બદલો
નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરિયલો પ્રોજેક્ટ નું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે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
જોડવા બદલ આભાર